ચિત્ર ની અંદર ભૂરા રંગનું સફ કફની પહેરી અને પાયજામો પહેરીને માણસ ઉભો છે.

બ્લુ કલર ની મોટી ટાંકી દેખાય રહી છે પીળા રંગ થી ગ્રીલ થોડી ખુલ્લી દેખાઈ રહી છે.

બ્લુ કલર ની ટેબલો દેખાય છે થોડા માણસો ઉભા રહ્યા છે દિવાલ પર નો પંખો દેખાય રહ્યો છે.

સોસની લાલ રંગની બોટલ મૂકી છે દિવાલ ઉપર પીઝા નું પોસ્ટર સુંદર લગાવેલું છે.

કાઉન્ટર ની પાછળ ઝાડ દેખાય છે પાછળ નારિયેળી પણ દેખાય છે.

આ બગીચાનું ચિત્ર છે બગીચાની અંદર એક બહેન પાણી પાતા દેખાય છે.

આ ચિત્રમાં ઝાડની ડાળીને નીચેથી દૂર દૂર મેદાન દેખાઈ રહ્યો છે.

એ દરવાજા પાછળ દેખાતા છે પંખાઓ દિવાલ ઉપર લગાવેલા છે.

ડી_જે ની લાઈટો ચાલુ છે બહાર ખુરશીઓ પડી છે એક સુંદર ઝાડ છે.

ટેબલો અને ખુરશીઓ મૂકી છે ટેબલ ઉપર ટીશ્યુ પેપર ગ્લાસ ચમચી સોસ ની બોટલ મૂકી છે.